આ કોઈ ખાવા-પીવાની દુકાન હોય એવું મને દેખાય રહ્યું છે.

ત્યાં કોબીજ ગાજર એવું બધું દેખાય છે.

ઉપર ઓઈલ નુ બોર્ડ હોઇ એવુ મને લાગે છે.

ત્યાં બો બધા ટાયરો બાર પડ્યા હોય એવુ મને લાગે છે.

આ કોઇ ડેરી નો ફોટા હોય એવુ મને દેખાય રહ્યું છે.

સાથે-સાથે સી_એન_જી પમ્પ પણ જોડે જોઈ એવું મને લાગી રહ્યું છે.

ત્યાં પથ્થર ઉપર એક ભાઈ બેઠેલા હોય એવુ મને સામે આવી રહ્યુ લાગે છે.

ઑફિસ ની બાર એક મોટુ બોર્ડ પણ લાગેલુ હોઇ એવુ મને દેખાય આવે છે.

આ કોઈ ફ્લેટ ની સાઇટ ચાલી રહી હોઇ એવુ મને લાગી રહ્યુ છે.

ત્યાં એક મોટું બોર્ડ પણ મારેલું હોય એવું પણ દેખાય આવે છે.

આ કોઈ પુરાની ખુલ્લી જગ્યા હોય એવું લાગી રહ્યું છે.

આ સરદાર પટેલનો ફોટો હોય એવું મને લાગી રહ્યું છે.

ત્યાં એવુ લાગી રહ્યું છે કે ટ્રાફિક બોવ બધું હોય એવુ પણ દેખાય આવે છે.

સાઈડ માં એક મોટી બિલ્ડીંગ પણ ઉભી હોય એવું દેખાય રહ્યું છે.

ગાર્ડન માં નાના નાના ઝાડ પણ હોય એવું પણ મને લાગે છે.